નમસ્કાર
નેટબીન્સ ડિબગર
પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
જો તમે પ્રથમ વખત નેટબીન્સ વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા સ્પોકન ટ્યુટોરિયલ ની વેબ સાઈટ પર જુઓ
આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ વી1204 નેટબીન્સ નેટબીન્સ આઇડીઇ વી711 આપણે બધા જાણીએ છીએ કે ડિબગિંગ પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે
તેથી ડિબગિંગ ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો
આ શક્તિશાળી ડિબગિંગ ટૂલ ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને કોડ કકરવા અથવા ચકાસતા હોવ
આ ટ્યુટોરીયલ આપણે નેટબીન્સ ડિબગર પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું
આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે
ડિબગિંગ વિન્ડો બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા
સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી
તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો
અને ડિબગર ને કોન્ફીગર કરવા માટેના વિકલ્પો
હવે ચાલો શરુ કરીએ અને સેમ્પલ કોડ ડેબગ કરીએ
નેટબીન્સ આઇડીઇ પર જાઉં છુ
મેં ડેમોનસ્ટરેશન કરવા માટે આઇડીઇ માં પહેલેથી જ સેમ્પલડેબગ જાવા એપ્લીકેશન બનાવ્યું છે
આ નાનો પ્રોગ્રામ છે જે એ બી અને સી ત્રણ ઇનટીજર વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે
પછી તે હેલ્લો વર્લ્ડ
ની વેલ્યુ પ્રિન્ટ કરે છે
તે સેમ્પલક્લાસ નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે
પછી તે બી ની વેલ્યુ કાઢશે
અને cની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે
અને બી અને cની વેલ્યુ પ્રિન્ટ કરશે
ડિબગિંગ ની શરૂઆત બ્રેકપોઇન્ટ બ્રેક પોઈન્ટસેટ કરવાથી કરીએ
બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો
હું હેલ્લો વર્લ્ડ
પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ
બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છેઅને લાઈન ના નંબરને નાના ચોરસ થી માર્ક કર્યું છે
ડિબગિંગ મોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો ટૂલ બારમાં ડેબગ પ્રોજેક્ટ બટન પર ક્લિક કરીને બ્રેકપોઇન્ટ વાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે
હજુ સુધી એ ની વેલ્યુ સેટ કરી છે
વેલ્યુ તપાસવા માટે તેના પર જાવ
અહી વેલ્યુ 10 બતાવે છે
તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે
ત્યાં વેરિએબલ્સ વિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે
હજુ સુધી ફક્ત એ વેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે
આપણે સેમ્પલ ડેબગ આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ
ત્યાં હજુ આઉટપુટ નથી
ડિબગર કન્સોલ ડિબગર કન્સોલ બતાવે છે કે પ્રોગ્રામ 29 લાઈન પર બ્રેકપોઈન્ટ થોભ્યું છે
ત્યાં બ્રેકપોઇન્ટ્સ વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે
આગળ વધતા પહેલા ચાલો વોચ કેવી રીતે ઉમેરવી તે જુઓ
ઉદાહરણ તરીકે મને અસેમ્પલ પર વોચ જોઈએ છીએ
વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં Enter ન્યૂ વોચ વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ asampleવેલ્યુ નામ આપો
પર ક્લિક કરો
હજુ શુધી અસેમ્પલ બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી
એ વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે
એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો
અહી હું ba10માટે તાપસીસ એ 4 કેટલા છે તે મને જાણવું હોય તો
તે માટે મેનુ બાર પર ડેબગ મેનુ માં જઈ ઇવેલ્યુએટ એક્સપ્રેશન વિકલ્પ પસંદ કરો
વર્કસ્પેસમા ઇવેલ્યુએટ કોડ વિન્ડો દ્રશ્યમાન થશે
અહીં હું સમીકરણ એ 4
દાખલ કરીશ
અહી ઇવેલ્યુએટ એક્સપ્રેશન બટન પર ક્લિક કરોઅને વેરીએબલ વિન્ડોમાં એ 4 ની વેલ્યુ 6 બતાવે છે
ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ
તે કરવા માટે ટુલબાર માંથી step ઓવર પસંદ કરો
તે ફક્ત હેલ્લો વર્લ્ડ
પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે
આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ સેમ્પલડેબગ આઉટપુટ પર જાઓ
હેલ્લો વર્લ્ડ
એ ઇસ 10
આ આઉટપુટ દેખાય છે
હવે પ્રોગ્રામ સેમ્પલક્લાસ ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે
હવે સેમ્પલક્લાસ
ના કંસ્ટ્રક્ટરમાં જવું છે
તે માટે હું ટુલ બાર પરથી સ્ટેપ ઇન્ટો વિકલ્પ પસંદ કરીશ
પછી હું સ્ટેપ ઓવર પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે
તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો
ફરીથી જયારે હું સ્ટેપ ઓવર પર જઈશ તો આપણે જોશું કે thisવેરિએબલ પણ 10 પર સેટ છે
આ ફન્કશન માંથી બહાર જવા માટે હું કોન્ટિન્યુ સ્ટેપ ઓવર અથવા સ્ટેપ આઉટ પસંદ કરીશ
મેથડ માંથી બાહાર આવવા માટે step આઉટ પસંદ કરો
અને હવે હું જ્યાંથી ફંક્શન કોલ કર્યું હતું ત્યાં પાછી આવી છુ
ફરી step ઓવર કરવાથી asampleવેલ્યુ હવે 10 પર સેટ થયેલું દેખાશે
જેના માટે આપણે જોઈ રહ્યા છે
બ્રેકપોઇન્ટ્સ અને સ્ટીપઓવર્સ ઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે
ઉદાહરણ તરીકે અહી ફંક્શન માં જઈ db 5 લખેલ લાઈન પર કર્સર સેટ કરો
હવે ટુલબાર પરથી રન ટીઓ કર્સર વિકલ્પ પસંદ કરો
પ્રોગ્રામ એક્ઝેક્યુશન કરવા માટે આ ફંક્શન જશે અને કર્સર જ્યાં છે ત્યાં પ્રોગ્રામ ઉભું દેખાશે
તમે જોઈ શકો છો કે બી ની વેલ્યુ 20 અપાઈ છે
અને વેરીએબલ વિન્ડો માં બી થી 20 સેટ થઇ છે
હવે હું ફરી સ્ટેપ ઓવર પસંદ કરીશ અને ડી ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે
હવે હું રિટર્ન પસંદ કરૂ છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ
ચાલો હું સ્ટેપ આઉટ પસંદ કરું અને ફંક્શન કોલ પર પછી આવું
getC ફંક્શન પર કર્સર લેવાથી ફંક્શન એ રીટર્ન કરેલી વેલ્યુ એ 15 દેખાશે
વેરીએબલ સી ને હજુ વેલ્યુ સોંપવામાં આવી નથી
તો જયારે આપણે સ્ટેપ ઓવર કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો સી ને 15 વેલ્યુ મળશે
હવે આપણે વેરીએબલ વિન્ડોમાં અથવા વેરીએબલ પર જઈ સી ની વેલ્યુ તપાસી શકીએ છે
હવે જો તમને ડિબગિંગ સત્ર બંધ કરવું હોયટુલબાર પરથી તમે ફિનિશ ડિબગર સેશન વિકલ્પ પસંદ કરી શકો છો
જો તમેને આગળના બ્રેક પોઈન્ટ શુધી એક્ઝેક્યુશન કરવું હોય તો તમે કોન્ટિન્યુ વિકલ્પ પસંદ કરી શકો છો
આ પૂર્ણ થતાની સાથે જ તમે બાકી બચેલ નું એક્ઝેક્યુશન કરવા માટે કોન્ટિન્યુ વિકલ્પ પસંદ કરી શકો છો
ચાલો હું અહી કોન્ટિન્યુ પસંદ કરું
આઉટ પુટ વિન્ડો માં બતાડે છે બી એ 20 અને સી એ 15 છે
હવે આ નેટબીન્સ પર ડિબગિંગ ના વિકલ્પોની ઝડપી ઝાંખી હતી
જો તમને એડવાન્સ ફ્યુચર સેટિંગ જોઈતી હોય તો ટૂલ્સ મેનુ પર જાવ ઓપ્શન્સ પર કિલ કરો મિસેલેનિયસ વિકલ્પ પર જાઓ જાવા ડિબગર ટેબ પર ક્લિક કરો
અહી multi થ્રેડેડ પ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે
અથવા ક્યાં મેથડમાં સ્ટેપ ઇન કરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો
અસાઇનમેન્ટ તરીકે
અસાઇનમેન્ટ માટે તમારો કોઈ પણ પ્રોગ્રામ લોપહેલા થી જો એરર હશે તો વધુ સારું
જો ના હોય તો લોજિક અથવા અલ્ગોરીથમ એરર દાખલ કરો
કોડમાં બ્રેકપોઈન્ટ સેટ કરો જે ફંક્શન માં એરર ની શક્યતા છે તે કોલ કરવાની જગ્યા એ એકાએક બ્રેક સેટ કરે છે
ફંક્શન માં જવા માટે step ઇન્ટો વાપરો
લાઈન એક્ઝેક્યુશન કરવા માટે step ઓવર્સ વાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો
એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે વોચેસ ને સમાવિષ્ઠ કરો
મેથડમાંથી step આઉટ કરો
આગળ બ્રેકપોઈન્ટ્સ શુધી જવા માટે કોન્ટિન્યુ વાપરો
અને છેવટે ડિબગર સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો
આ ટ્યુટોરીયલમાં આપણે નેટબીન્સ ડીબગર સાથે પરિચિત થયા
આપણે જોયું કેવી રીતે બ્રેક પોઈન્ટ અને વોચેસ સેટ કરવા
કોડ જયારે ચાલતો હોય ત્યારે આપણે જોઈતી પદાવલી ને ઉકેલવા હેતુ ઉમેરો
પ્રોગ્રામનું કાર્ય ટ્રેસ કરવા માટે step ઇન્ટો step ઓવર step આઉટ અને run to કર્સર વિકલ્પ પસંદ કરો
એડવાન્સ ડિબગિંગ માટે ડિબગર કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું
મને આશા છે કે ડિબગિંગ અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
આ મિશન પરની વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે